આ દ્રષ્યમાં આપણાને અહ પેલું એક ઓટો રીક્ષા નું થોડુંક લાઈટ દેખાય છે એક બાજુમાં દરવાજો દેખાય છે.

જેમાં ઘણું બધું વૃક્ષો દેખાતું છે તેમાં નાના બાળકોના રમવા માટે ગીસર ગુંડી જોલો એ બધું દેખાતું છે.

આ ચિત્ર ગાયત્રી લાઈટ હાઉસ ની સામેનો છે જેમાં જુમર એ બધું બી દેખાતુ છે.

ગાડી દેખાય છે ચાર ચક્કાની ને એક દરવાજો છે જે બંધ છે.

એમાં ઘરની બધી સામાનો મૂકી છે તથા બહાર બહારની તરફમાં બે ત્રણ સ્કુટી ઓ છે.

આ ચિત્રમાં મોસંબી દાડમ સફરજન કેળા એ બધું દેખાવામાં આવે છે.

પછી પાછળ મહિલાઓ તથા પુરુષો આ ફ આ ફળના લારી પર એટલે ઉભા અને ઉભા રહીને એ લોકો ફળ જોતા માંડે છે.

આ ચિત્ર એક સમુહ સમુદ્રની બાજુમાંની ચિત્ર દેખાવામાં આવે છે જેમાં વચ્ચે માણસો ઉભા રહીને તેના ફોટો પાડે છે.

આ ચિત્ર સાંજનુ ચિત્ર છે ને આ ચિત્રમાં ઘણું બધું પાણી આપણે દેખાવામાં આવે છે.

આ એક ઉપર સાઈડ નો દોધનો ચિત્ર દેખાવામાં આવે છે જે ચિત્રમાં એક માણસ દેખાવામાં આવે છે.

આ ચિત્રમાં જે જે પ્રસંગમાં એક પંડિતજી બી બેસી રહ્યા છે એના પછાડી એક માણસ બેસી રહ્યો છે.

અહીં તેલ સિંગતેલ એ નમકીન એ બધું મૂકવામાં આવે છે.